પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપને શીખીશું પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર વિષે અને પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવવા માટે અહીં આપણે ઉબુન્ટુઆવૃત્તિ 1110 ઓએસ જાવા ડેવલપમેન્ટ કીટ 16 અને એક્લીપ્સ 370 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે એક્લીપ્સની મદદથી જાવામાં ડીફોલ્ટ કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું
જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ httpwwwspoken tutorialઓર્ગ પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર શું છે
કન્સ્ટ્રક્ટર જેને પેરામીટર હોય જે તે પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કહેવાય છે
તેને એક અથવા એક કરતાં વધુ પેરામીટર હોઈ શકે છે
ચાલો હવે પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવીએ
તો એક્લીપ્સમાં મારી પાસે studentજાવા ફાઈલ છે
આપણે આ ફાઈલ અગાઉના ટ્યુટોરીયલમાં બનાવી હતી
હવે કન્સ્ટ્રક્ટર અંદર આપણે વેરીયેબલોની મૂળભૂત વેલ્યુ આપીશું
તો ટેન ના બદલે roll number ઇકવલ ટુ ઝીરો
અને રમણ ના બદલેname ઇકવલ ટુ નુલ
પછી ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આઇ એએમ એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર
તો આપણે કોઈ પણ પેરામીટર્સ વગર કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે
જાવામાં આવા કન્સ્ટ્રક્ટર ને ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે
હવે આપણે બીજું કન્સ્ટ્રક્ટર બનાવીશું
તો ટાઇપ કરો સ્ટુડન્ટ કૌસ
કૌંસ અંદર ઇન્ટ the roll number અલ્પવિરામ સ્ટ્રીંગ the name
તો આપણે શું કર્યું છે એક કન્સ્ટ્રક્ટર પેરામીટર્સ સાથે જાહેર કર્યું છે
કન્સ્ટ્રક્ટર નું નામ સ્ટુડન્ટ એ ક્લાસ નામ છે
કૌસ અંદર આપણે કન્સ્ટ્રક્ટર માટે બે પેરામીટર્સ આપ્યા છે
આપણે કન્સ્ટ્રક્ટર માટે કેટલા પણ પેરામીટર્સ આપી શકીએ છીએ
હવે કર્લી કૌસ અંદર ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આઇ એએમ એ પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર પછી roll number ઇકવલ ટુ the roll number
અને નામે ઇકવલ ટુ the name
તો આપણે પેરામીટર્સ સાથે કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે
હવે ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ તો મેઈન મેથડમાં ટાઇપ કરો સ્ટુડન્ટ સ્ટુ2 ઇકવલ ટુ ન્યૂ સ્ટુડન્ટ કૌસ અંદર 11 અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્ન અંદર રાજુ ચાલો સ્ટુડેન્ટડિટેઇલ મેથડ કોલ કરીએ
તો ટાઇપ કરોstu2studentDetail
પ્રોગ્રામ સવે અને રન કરો
આપણે કન્સોલ પર આઉટપુટ જોઈએ છીએ
પ્રથમ ડિફૉલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે
તે વેરિયેબલને તેની ડિફોલ્ટ વેલ્યુથી ઈનીશ્યલાઈઝ કરે છે
પછી પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે
તે આરગ્યુંમેન્ટ તરીકે પાસ થતી વેલ્યુ દ્વારા વેરીયેબલો ઈનીશ્યલાઈઝ કરે છે
તે 11 અને રાજુ છે
ચાલો જોઈએ પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કેવી રીતે કામ કરે છે
જયારે આપણે પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ છીએ ત્યારે આપણે બે વેલ્યુ પાસ કરીએ છીએ
તેઓ આરગ્યુંમેન્ટ કહેવામાં આવે છે
11 વેલ્યુ પેરામીટર the roll number માં કોપી થઇ છે
અને વેલ્યુ રાજુ પેરામીટર the name માં કોપી થઇ છે
પછી the roll number ની વેલ્યુ roll number માં અસાઇન થશે
અને the name ની વેલ્યુ નામે માં અસાઇન થશે
તો આપણે આઉટપુટ 11 અને રાજુ જોઈએ છીએ
ચાલો પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર કોલ કરતી વખતે આવતી સામાન્ય એરર જોઈએ
ધારો કે આપણે કન્સ્ટ્રક્ટરમાં એક આરગયુંમેન્ટ પાસ કર્યું છે
તો રાજુ રદ કરો
આપણને એક એરર મળે છે જે કહે છે થે કન્સ્ટ્રક્ટર સ્ટુડન્ટ વિથ પેરામીટર ઇસ અનડિફાઇન્ડ
તો આરગયુંમેન્ટની સંખ્યા પેરામીટરની સંખ્યા સાથે મેચ થવું જોઈએ
અહીં આપણે ફરીથી રાજુ લખીશું અને એરર ઉકેલીશું
વૈકલ્પિક રીતે આપણે એક પેરામીટર સાથે બીજું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરી શકીએ છીએ
ચાલો તે કરીએ
તો સ્ટુડન્ટ કૌંસ અંદર ઇન્ટ આર નંબર
કર્લી કૌસ અંદર ટાઇપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આઇ એએમ એ કન્સ્ટ્રક્ટર વિથ એ સિંગલ પેરામીટર
પછી roll number ઇકવલ ટુ આર નંબર ફાઈલ સેવ કરો
આપણે જોશું કે એરર ઉકેલાઈ છે જયારે આપણે કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ છીએ
ચાલો પ્રોગ્રામ રન કરીએ
કન્સોલ પર આપણે જોશું કે રોલ નંબર માં 11 વેલ્યુ અસાઇન થયેલ છે
જ્યારે નામે નુલ છે કારણ કે કન્સ્ટ્રક્ટર માત્ર એક આરગ્યુંમેન્ટ લે છે
હવે ચાલો બે પેરામીટર્સ સાથે આપણા કન્સ્ટ્રક્ટરને કોલ કરીએ
તો ટાઇપ કરો સ્ટુડન્ટ સ્ટુ3 ઇકવલ ટુ ન્યૂ સ્ટુડન્ટ
11 અલ્પવિરામ રાજુ
પછી સ્ટુ3 ડોટ સ્ટુડેન્ટડિટેઇલ ધારો કે અહીં આપણે 11 ને સ્ટ્રીંગ તરીકે પાસ કરીએ છીએ તો ડબલ અવતરણ ચિહ્ન ઉમેરો
આપણને એરર મળે છે
તે કહે છે થે કન્સ્ટ્રક્ટર સ્ટુડન્ટ સ્ટ્રીંગ કમાસ્ટ્રીંગ ઇસ અનડિફાઇન્ડ
તેથી આરગયુંમેન્ટના ડેટા ટાઇપ પણ પેરામીટરના ડેટા ટાઇપ સાથે મેચ થતું હોવું જ જોઈએ
તો અવતરણ ચિહ્ન રદ કરો અને ફાઈલ સેવ કરો
હવે આપણે એરર ન જોઈશું
તો પ્રોગ્રામ રન કરો
આઉટપુટમાં આપણે ત્રણ કન્સ્ટ્રકટર્સ જોઈશું
પ્રથમ ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે
બીજું કન્સ્ટ્રક્ટર એક પેરામીટર સાથે છે
અને ત્રીજું કન્સ્ટ્રક્ટર બે પેરામીટર સાથે છે
આ રીતે આપણે જાવામાં પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવી શકીએ છીએ
કન્સ્ટ્રક્ટર શા માટે જરૂરી છે
ક્લાસમાં વેરિયેબલો દરેક સમયે ઇન્સ્ટેન્સ બને છે ત્યારે ઈનીશ્યલાઈઝ થવા જોઈએ
બધા વેરિયેબલો ઈનીશ્યલાઈઝ કરવું કંટાળાજનક હોઈ શકે છે
તેથી જાવા જયારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે પોતાની જાતે ઈનીશ્યલાઈઝ કરવા માટે પરવાનગી આપે છે
આ કન્સ્ટ્રક્ટર ના ઉપયોગ મારફતે કરવામાં આવે છે
આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર બનાવવું પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર ની કાર્યક્ષમતા અને કન્સ્ટ્રક્ટરના ઉપયોગના ફાયદાઓ સેલ્ફ અસેસમેન્ટ માટે એમ્પ્લોયી નામનો ક્લાસ બનાઓ
અલગ સંખ્યામાં પેરામીટર સાથે કન્સ્ટ્રક્ટર બનાઓ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
જોડાવા બદ્દલ આભાર